હમ

મજા મા. તમે કેમ છો હીના બેન?

બસ જુઓ આ બધા બાર ફરવા જાય છે બધુ બસ ચાલી રહ્યું છે દીમાગ મા

હમ વેકેશન આવે તો એવું લાગે ને કે જઈએ.

હા અંબાજી પણ આ હિનાબેન બહુ સારું છે. હું જોવા નું એ મંદિર ની અંદર જે જ્યોત ચાલે છે અંદર માતાજી નું મંદિર છે. અંદર મઢ માં મઢ ની અંદર જે જ્યોત ચાલે છે ને એ જ્યોત બહુ ટાઇમ સુધી જેમ કે ચાલુ જ રહે છે. જ્યોત છે ને એ બુજાતી નથી અખંડ જ્યોત છે અને બહુ માન્યતા વાળું મંદિર છે.

અને ત્યાં પણ. ત્યાં જે પણ જાય છે જે તમારી મનોકામના પૂર્ણ થાય છે હા સાચી વાત છે અને બહુ એટલે બહુ લોકો આવે છે. આમ જો તમે ક્યારેય જોયું ના હોય કે ભીડ ના હોય જ્યારે જઈએ તો ભીડ હોય જ. એમ આપણા ગુજરાતમાં એવું બધું હારું છે અને સ્થલો બહુ સારા છે. આમ માનતા વાળા અહિયાં આપણે ગુજરાતમાં ત્રિમંદિર, ત્રિમંદિર તમે જોઈ છે. ત્રિમંદિર માં બી મસ્ત છે ખાવા નું બી મસ્ત મળશે તમને એટલે આપણે મગજને સુકુન એટલું શાંતિ થઇ જાય છે ને

હા પેલુ ત્રિમૂર્તિ મંદિર ને હીનાબેન?

હાઈવે ઉપર છે. ત્રિમૂર્તિ મંદિર

ત્યા એકદમ ત્યા એક્દમ હમ એકદમ જાણે કે માણસો ત્યાં હોતા નથી ને એકદમ શાંતિ છે. હા આપણા દિમાગ ને શાંતિ મળે છે. મગજ ને એકદમ શાંતિ મળે છે.

અને અંદર લઇ જાય છે. આમ મૂવી movie ની જેમ બધું બતાવે છે ત્યાં એક એટલા નાના હતા એમ ને શું કર્યું, શું કર્યું, શું નઈ કર્યું એવું બધું આખું એનું લખેલું છે. આમ તમને અને એમના વિચારો જે છે ને બહુ આમ સારા વિચારો લખેલા છે એટલે માણસ નું મંદિર છે ને એકદમ શુદ્ધ પવિત્ર થઇ જાય ત્યાં જઈએ ને એટલે મને બહુ શાંતિ મળે. હા જેમ કે આપણે થાકેલા હોઈએ કોઈ tension મા હોઈ ને મંદિર માં જઈએ ત્યાં પૂજા કરીએ. થોડીવાર બેસીએ તો આપણા મનને બી શાંતિ થાય છે. આપણા દિમાગ ની શાંતિ થાય છે આપણો ગુસ્સો પણ શાંત થઈ જાય છે ત્યાં

એ જાતે આમ નીકળયા હતા એટલે આમાં બિરાજમાન છે ભગવાન. હનુમાન દાદા છે ને એ માં બિરાજમાન છે.

એમની સાચી સાચી મૂરતછે અને ક્યાં તમ ને આવી રીત ના દાંત દેખાયલા ને આવી રીત ના ભગવાન

અને અહિયાં છે જ્યારે મંદિર બનતુ હતુ મૂર્તિ બનાવતી બનતી ત્યારે આમ કુદરતી રીતે એમ ના આમ આમ દાત એવા થઈ ગયા હતા ત્યાર ની એમ થયું તું કેમ કી કહેવામાં આવે છે કે હનુમાન દાદા છે ને અમર છે. એ આપણા હાજરા હજુર છે. એ એમ ની છે ને એમાં એટલે વિરાજમાન છે સાક્ષાત છે એટલે બહુ માનતા છે. હનુમાનદાદા ની બહુ માનતા છે ત્યાં કેટલા બધા લોકો આવે છે? દર્શન કરવા દૂર દૂર થી આવે છે અનેક એમ ને કોઈ બહાર નું કઈ એવું થાય. બાયો કોઈ થઇ જાય છે તો ત્યાં બી એ આવે છે કેમ કે ત્યાં બિરાજમાન છે ત્યાં શક્તિ છે જે ધરતી ઉપર છે અને શક્તિ છે ભગવાન ની. હા એમાં એવું છે ને હિનાબેન કે જ્યા એ બોટાદ માં હનુમાનજી નું મંદિર છે ને એ ત્યાં માન્યતા પણ બહુ માને છે ને તો એમ ને જે માન્યતા પણ પૂરી થાય છે. હા, અને જેમ ને કઈ પણ.

મંદિર છે ને એ સાક્ષાત્ છે ત્યાં વિરાજમાન છે એમ

એટલે ત્યાં છેને ભૂત પલિત પણ નથી આવતા.

એ લોકો બી ડરે છે અંદર આવતા

એ એ એવા લોકો બી મેં ઘણા બધા ત્યાં રોકાઈ જાય છે ત્યાં ધર્મશાળાઓ છે ત્યાં બહુ બધા જો આમ અમ નતમસ્તક થઈ ને જાય છે.

એટલે આવું બધું આપણે ગુજરાતમાં છે ને બહુ મતલબ એટલે માનતા લોકો એવું માને છે. હનુમાનદાદા ને. હા હિનાબેન એમાં કેવું છે કે હનુમાનજી છે ને એતો ત્યાં સાક્ષાત છે અને જે પણ જેને પણ કઈ મનોકામના હોય છે ત્યાં જઈ ને આપણે એમના ત્યાં જઈએ છે એને તો ત્યાં પગે લાગ્યે છે તો ત્યાં આપણે મનોકામના પણ પૂર્ણ થઇ જાય છે એવું ત્યાં એ મંદિર છે ને એના માટે જ બનાયેલુ છે. હમ ત્યાં બહુ દુર દુર થી માણસો આવે છે. ભગવાન ને દર્શન કરવા માટે મારા ઘરવાળા બહુ માને છે.

જાય છે આમ જયારે ભી મન થાય ને ચાલો હનુમાનદાદા જઈએ હનુમાન દાદા જઈએ. આમ સવારે જઈએ રાત્રે આઇએ આવુ આવુ હોય હા કેમકે કે બહુ એ માને છે એમ ને એટલે કે હાજરા હજુર છે અને શું કરીએ એટલે કે આપણું દિવસ બી એ થઇ જાય. હાજરી ભી લાગી જાય મન ભી આપણું શુદ્ધ થઈ જાય એટલે મન માં બી હારું લાગે છે એટલે બહુ શક્તિ મળે છે ત્યાં જઈ ને. હા. એમ ના થી દર્શન કરીયે છે. હનુમાન ચાલિસા નું. છે વાચીયે છે ને તો આપને બહુ સારા સમાચાર મળે છે. જેમ કે તમ ને કઈ હોય ને તમારા મન ની અંદર

થઈ રહ્યો હોય ને મન માં. અડચણ આવતી હોય તો બધી દૂર થઇ જાય ત્યાં એટલું હાજર હજૂર છે. માં ભગવાન.

અને તમે university જોયા એટલા મોટા મોટા ground કેટલી public હોય છે તો ગુજરાતમાં એવુ બધું છે. ગરબા માં ભી આખી રાત છોકરીઓ રમતી હોય જો મજા નહી છોકરાઓ રમતા હોય. તો આ જોવા જેવું છે. આમ ગુજરાતમાં કેટલા લોકો બાર થી આવે છે આ નવ દહાડા ના વચ્ચે હા, એ તો એમાં એવું છે ને નવરાત્રી નો શોખ તો બધા ને છોકરીઓ ને ભી હોય છે ને છોકરાઓ ને ભી હોય છે. એટલે એમાં તો બધા ને ગરબા ગાવા નો શોખ હોય છે નવ દિવસ નો. એટલે પછી આ લોકો શું કરેં?

હમ સાચી વાત છે. અમારે તો અહિયાં બાર બાર થી લોકો આવે છે. આ લાલ દરવાજા

હારું લાગે છે. આમ ઘર થી બહાર નીકળી ને જોવા જઈએ તો બહુ સારું લાગે છે.

પગ ની જૂતી છે એ બધું ત્યાં બહુ સરસ મળે છે. લાલ દરવાજા. હા લાલ દરવાજા તો આપણું મસ્ત છે અને બહુ મોટું એટલે મોટું કહેવા માં આવે છે કે એક market છે ક્યારે બંધ નહીં મળશે તમને અને ક્યારે જો એટલી ભીડ જ્યારે જશો તમને ભીડ ભીડ દેખાશે અને આમ સસ્તા ભાવે જો મળે છે એવું નહિ

હા બહાર થી લોકો ખરીદી કરવા આવે છે અને બહાર ગામ થી પણ માણસો આવે છે. એના માટે જે લોકો છે ને ત્યાં ખરીદી કરવા માટે આવે છે. લગ્ન ની ખરીદી છે. લગન ના આપણે લગન કરીએ છીએ ત્યારે ચણીયા ચોલી કે છે ને?